જી બિલકુલ જો ત્યાં તમે એટલી ઠંડ પડી રહી છે તો સોચો બીજા દેશની શું હાલત થઈ રહી હશે હાલમાં હા બરાબર છે તમારી વાત ઓર મને ભુજની બારેમાં ઇન્ફોર્મેશન આપી શકો તમે ત્યાંનાં છો તો અગર હું બી ફરવા જઉ તો મારે ત્યાંનું વેધરની જાણકારી હોય મારી જોડે. ત્યાંનું મોસમ કેવી રીતે છે એટમોસફીયર કેવી રીતે છે મને થોડું જણાવી શકો છો તમે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

ઠંડીમાં શું છે કે ત્યાં રેગિસ્તાન છે એટલે ઠંડીમાં ઓછી તમને ગરમી લાગે એટલે તમે નિરાંતથી ફરી શકો છો બરાબર ગરમીમાં ના જઈ શકાય ત્યાં. ઠંડીમાં અમે આ વખતે ત્યાં જઈને ફરી શકીએ એવી રીતે બિલકુલ બિલકુલ ઓકે તો અમો ભીખાભાઇને પૂછવા છો તો આમ એવી રીતે મોસમ થઈ ગયો છે તો મોસમ તો આ પનદરા તારીખ એવી જ રીતે રેશે. તો અહિયાં સુરત ગુજરાતમાં બચો ને વેકેશન ચાલુ થઈ ગયા છે દસ પનદરા તારીખ સુધી. તો ત્યાં બી વેકેશન ચાલુ થઈ ગયા છે સ્કૂલ બંધ થઈ ગયા છે રજા પાડી દીધી છે સ્કૂલ કે કોલેજ ની હા અત્યારે મે એવું સાંભર્યું ન્યૂઝ માં આવ્યું હતું કે અહિયાં હાલ માં તો હું અત્યારે દેવાંશમાં માં છું તો દેવાંશમાં તો છે ને કલેકટર એવું જાહેર પડયું છે બહાર કે અત્યારે ઠંડી વધારે હોવાના હોવાના કારણે.

તો સ્કૂલ જવામાં પ્રોબ્લેમ થાય. મોટા જેવા વ્યક્તિઓ હોય તો તે તો જઈ શકે ઠંડી થોડી ઘણી સહન કરી લે પણ બાળકો હજી ઠંડી સહન નથી કરી શકતા એટલા માટે કલેકટરે અહિયાં લોકલમાં છે ને નાની નાની જે વિધ્યાલયો છે ત્યાં છે ને રજા પડીયાપી છે હમણાં તો અત્યારે સ્કૂલ બંધ થઈ ગઈ છે નાના બાળકો માટે. નાના બાળકો બધા માટે રજા પડી ગઈ છે, એના માટે જ હું કેતી હતી કે કઈક ફરવા જઈએ અમારા ઘરવાળા બધા એવી રીતે જ કેતા હતા કે રજા પડી ગઈ છે તો કઈક ફરવા જઈએ તો. તમે મને થોડું જણાવી સકો છો તમે મને ભુજનું જેવી રીતે ઇન્ફોર્મેશન આપ્યું ઓર કોઈ બીજી જગ્યા છે હાલમાં ત્યાંનું વેધર કેવી રીતે છે હું જઈ શકું ત્યાં ફરી સકું મને થોડી ઇન્ફોર્મેશન આપી સકો છો. કે થોડા વખત ત્યાં રહી સકીઓ ત્યાં વધારે ઠંડી હોય તો છોકરા લઈને જઈએ તો પરેશાન ના થાય એમને શરદી ના થાય એવી કોઈ વસ્તુ ના થાય તો થોડું મને જણાવી સકો છો તમે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

અને માંડવી વિજયવિલાસ પેલેસ છે ત્યાં ગરમીમાં ના જઈ સકાય ત્યાં ગરમી બઉ વધારે હોય છે ઠંડીના મોસમમાં પૂરું કચ્છ તમે ફરી શકો છો આશાપુરા ધામ છે ત્યાં પણ ફરી શકો છો. અને મે સાંભળ્યું છે કે આપડે આબુ જે છે અંબાજી એ બાજુ પણ જઈ સકાય છે બરાબર તો એ બાજુ પણ ફરવા જવું હોય તો ફરી સકાય. અમારે કચ્છ માં નોર્મલી છે ને નલિયા કરી ને એક. તાલુકો જેને કેવાય બ્લોકતો તે જગ્યાએ અમારે કચ્છમાં સૌથી વધારે જે તાપમાન હોય છે ને એ નીચું જતું હોય છે એટલે કે સમજી લો કે ત્રણ થી ચાર ડિગ્રી આવી જાય છે બિલકુલ નીચે. તો ત્યાં અમારે જે છે ને બહુ ફેમસ હોય છે બહુ ન્યૂઝમાં રેતુ હોય છે એ તાલુકો છે ને ત્રણથી ચાર ડિગ્રી તાપમાન આવી જતું હોય છે તે પણ ફરવા લાયક છે અત્યારે હા જેવી રીતે તમે માઉન્ટ ટુર એવી રીતે બતાયુ તુ કે મારી ફ્રેન્ડને મે કોલ કર્યો તો આજે જ કે અમે લોકોએ પ્લાન બનાયું મારા ઘરવાળા બધાએ કહેતા હતા કે ચલો માઉન્ટ આબુ ફરવા જઈએ ઓકે તો જેવી રીતે મારા જો ફ્રેન્ડ છે એતો કેતો છે માઉન્ટ આબુતો હાલમાં એટલી ઠંડી પડી રહી છે કે ત્યાંનો બીચમાં એક નદી બનાવી છે એતો બરફ જામી ગયો છે ત્યાં બરાબર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 એક ઉટશુંકતા હોય છે ત્યાં જોવા જવા માટેની નહિ તો તમે ત્યાં ગયેલા છો ખરા ત્યાં ના હું ગઈ નથી જવાનું વિચારતી હતી હાલમાં જે વેકેશન પડી ગયા છે એમાં લેકિન મારે ફ્રેન્ડ કીધું કે ત્યાં તો વધારે શરદી છે હાલમાં એવી રીતે શરદી પડી રહી છે ત્યાંની નદી છે બરફ થઈ ગઈ છે જામી ગઈ છે એવી રીતે શરદી છે ત્યાંનું. ક્યોંકિ એ બરાબર સબસે ઉપર પહાડો ઉપર છે એટલે જેમાં ત્યાંનું ટેમ્પરેચર બહુ ગીરી ગયું છે ત્યાંનું હા બિલકુલ બરાબર છે. માઉન્ટ આબુમાં તો અત્યારે શું છે ટેમ્પરેચર બહુ નીચે આવી ગયું હશે. તો અત્યારે તો બહુ ત્યાં ફરવા લાયક આમતો કુદરતી સૌદર્ય ત્યાં બહુ જોવા જેવુ છે તો બિલકુલ જઈ શકાય. ત્યાં માઉન્ટ આબુ ફરવા જેવી જગ્યા છે અત્યારે ઠંડી ના મોસમમાં છે ને ફરવામાં થોડી ઠંડી વધારે લાગતી હોય છે પણ જે સુંદર હોય છે ને કુદરતી સૌદર્ય તો અત્યારે તે જોવા માટે સારું અનુકૂળતા રેતી હોય છે. આ ઠંડીના મોસમમાં. ગરમીમાં શું હોય છે કે ગરમીમાં આપડે ફરવામાં થોડીક શું કે છે ગરમી ના કારણે પરેશાની આવતી હોય છે પ્રોબ્લેમ આપતી હોય છે પણ આ ઠંડીનું જે મોસમ હોય છે ને એ સારું હોય છે આપણે આરામથી બિલકુલ ફરી શકતા હોઈએ છે

ક્યોંકિ ઠંડ બહુત હે યહાં બિલકુલ તો તમે બીજી કોઈ જગ્યા એવી રીતે જગા હોય તો એવી રીતે બતાવી દો મને યા ક્યોંકિ તમે તો એ સાઈડના જ છો તો બેહતેર ઇન્ફોર્મેશન હશે કે કઈ જગ્યા છે કે કઈ નથી મને થોડી ઇન્ફોર્મેશન આપો જેનાથી આ મોસમમાં હું ફરવા જઈ શકું છોકરાને લઈને. થોડું મને થોડું જણાવો. તમે ઓર બીજું થોડું શકો બિલકુલ બિલકુલ કચ્છમાં ઘણી બધી જગ્યાઓ છે અમારે ત્યાં ફરવા જેવી. અને આસપાસ પણ જગ્યાઓ છે અમારે ત્યાં જેમ કે કચ્છમાં આસપાસની ડિસ્ટ્રિક છે ને એટલે કે રાજકોટમાં આવેલી મોરબી છે બરાબર એના પેલા અમારે ત્યાં રાપર છે એ બાજુ તમે ફરવા આવોને તો બિલકુલ અત્યારે ફરવા લાયક જગ્યા છે ઠંડીના મોસમમાં તમે ફરી શકો છો અને ખાવા પીવાની જે જગ્યાઓ જે વસ્તુઓ હોય છે ને કચ્છમાં તે ઘણી બધી ફેમસ હોય છે અમારે ત્યાં કચ્છના ઠંડીના વાતાવરણમાં અડદિયા એક મીઠાઇ આવે છે એ ગરમ કેવાય તો એ અત્યારે ખવાતી હોય છે એ સ્પેશિયલ છે ને કચ્છમાં જ મળતી હોય છે અને ઠંડીના મોસમમાં જ મળે છે ઠંડની ઋતુમાં જ મળતી હોય છે એ ખાવાની પણ એક મજા અલગ જ છે જો તમને બીજી જગ્યા ફરવા માટે જોઈતી હોય ને તો બિલકુલ બતાવું છું અમારે ત્યાં સુરત માફી ચાહું છું ત્યાં છે ને રાજકોટ છે મોરબી છે એ બધી જગ્યા છે ને બહું સારી ફરવા જેવી છે ત્યાં ચામુંડામાતાજીનું મંદિર પણ છે આસપાસમાં ફરવા લાયક જગ્યા સારી સારી છે ભારતિદિ ઓકે સાચી વાત છે તમે સાચી ઇન્ફોર્મેશન આપી મને તમે હાલમાં મતલબ આ વખતે તમે ગરમીમાં શું ખાવ છો જેનાથી અમારે બોડીમાં એનર્જી રે અને શરદી ન થાય એવી કઈ વસ્તુ તમે ખાવ છો આ મોસમમાં મને થોડી ઇન્ફોર્મેશન આપી શકો તમે હું બી મારા ઘરમાં બીજા વ્યક્તિને ખવડાવી શકું એવી કોઈ વસ્તુ છે ગરમીમાં ખાવામાં સોરી

હા બિલકુલ અત્યારે ઘરે ઠંડીના મોસમમાં છે ને ખાવા માટે શું છે કે ગરમ મસાલા જે હોય છે જે શરદીમાં જ હોય છે ઠંડીના મોસમમાં જ ખઈ શકાય કારણ કે ગરમીમાં તો તેને ખાઈએ તો બહુ પ્રોબ્લેમ આવી જાય શરીરમાં કારણ કે એ પાચન ના કરી શકાય અત્યારે ઠંડીના જ મોસમમાં ખઈ શકાય છે અડદિયા આપણે તમે ગુજરાતી છો એટલે તમને ખબર જ હશે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

કારણ કે ગરમીમાં ખાવા જઈએ તો ગરમીમાં પ્રોબ્લેમ થાય ગરમીમાં એ ડાયજેસ્ટ નથી થઈ શકતા ને તો અત્યારે તે ખાઈ શકાય છે સાચી વાત છે તો ભીખાભાઇ એજ કઉ છું સોચો આ અમારા આ વેધર ચાલી રહ્યું છે હાલનુ ઠંડનું અમારે ત્યાં એટલી ઠંડી છે સોચો સિમલા, મનાલી, ઓઢા માં કારગિલમાં છે ત્યાંના વ્યક્તિને શું હાલ થશે હાલમાં સોચો એ તો રક્ષા કરે છે હાહાહા એમનું શું હાલ થઈ રહ્યો છે હાલમાં બિલકુલ બિલકુલ હા બરાબર છે ભારતીદીદી તમે કહી રહ્યા છો ને કે સિમલા અને મનાલી અને જે તમે કારગિલમાં જે આપણા દેશના જવાનો લડી રહ્યા છે આપણી જે રક્ષા કરી રહ્યા છે કારણ કે ત્યાં તો જે વેધર છે ને બારહ મહિના જે છે એ ઠંડુ જ કોલ્ડમાં જ રેતા હોય છે બિચારા એ તો એમાં ક્યાંક એવું હેવી જ ઠંડી હશે બરફમાં જ રેતા હોય છે તો આપણા દેશના તો સાચા હીરો તો તેજ છે એટલે ઠંડી તો ત્યાં બહુ વધારે હોય છે આપણે તો કાઇ નથી આ ઠંડુ મોસમ ત્યાં બહુ વધારે ઠંડી હોતી હોય છે તો વિચારવા જેવુ છે કે તે આટલી બધી ઠંડીમાં પણ તે લોકો રહી જતાં હોય છે એજ કઉ છું અમે લોકો ઘરમાં બેઠીને વર્ક કરીએ છે રાઇટ પછી જે વ્યક્તિ જે ઓફિસ જઈને વર્ક કરે છે લેકિન જે વ્યક્તિ મજદૂરી કરે છે એવી રીતે મોસમમાં બરફ પડી રડી રહી છે ઓશ પડી રડી રહી છે તો હવા ચાલી રહી છે તો એના પછી પણ વર્ક કરે છે તો એમના લીધે કેટલો પ્રોબ્લેમ આવી રહી હશે એવી રીતે વેધર થઈ રહ્યો છે હવા ચાલી રહી છે જે મજદૂરી કરે છે એમનો શું હાલ થઈ રહ્યો હશે બિલકુલ હાલમાં બિલકુલ બિલકુલ ભારતીદીદી અત્યારે જે મજદૂરી જે કરી રહ્યા છે આવી ઠંડીના મોસમમાં પણ એ લોકો જે મહેનત કરી રહ્યા છે બરાબર અત્યારે મે સાંભર્યું છે કે ઠંડીના મોસમમાં છે ને કે આપણા જે જૂના માણસો જે આપણે જૂના દાદાઓ પરદાદાઓ હતા એવું એ લોકો કેતા હતા ઠંડીના મોસમમાં તમે જે ખાવ કે બરાબર એટલે કે ગરમ મસાલા છે કે જે વાનગી હોય છે ખાવાની જે શરીરને લાભદાયક હોતી હોય છે તે અત્યારે ખાઉને તો મે સાંભર્યું છે બાર મહિના એટલે કે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 અથવા જે તમે ખાવ બરાબર તમારા શરીરને લાગતી હોય છે તમારા શરીરની શક્તિ આપતી હોય છે એટલે આ ઠંડીનું જે મોસમ છે વેધર છે ને એ બહુ સારું હોય છે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

જે ઝાકળ પડતી હોય છે બરાબર તો એ ઝાકળના કારણે અત્યારે ઠંડી માં મોસમ છે ને ગાડીઓને દેખાતું નથી આપણે મે એ અનુભવ કરેલો છે એક વાર શું થયું છે ખબર છે તમને કે એકવાર હું ગાડી ડ્રાઇવિંગ કરતો હતો મારે ગામમાં જ જે ગામની જ વાત છે ઝાકળ છે ને જે સવારે વેહલી વેહલી જે પડતી હોય છે બરાબર કોહરો તમે કહી રહ્યા છો તો એ ઝાકળ છે ને

પણ હું બહુજ મુસ્કીલથી હું બાઇક ચલાવી ને આગળ જઈ રહ્યોં હતો કારણ કે મને ખ્યાલ હતો કે ઠંડીનું મોસમ છે ને અત્યારે ઝાકળ પડશે કોહરા પડશે બહુ ધીરે ધીરે હું એક કલાક નો રસ્તો મારે ભુજથી હોય છે પણ એજે રસ્તો મે કાપ્યો છે ને સમજીલો ભારતીદીદી બરાબર એતો આવનો જ છે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 સાચી વાત છે ભીખાભાઇ એવી રીતથી જ વાતાવરણ થઈ ગયું છે હાલમાં જેવી રીતે મને ઇન્ફોર્મેશન છે દિલ્હીમાં લાઇટ રેઈન થઈ રહી છે બરબર છે

હા નવ ડિગ્રી સેલ્સિયસનું છે ત્યાંનું તાપમાન છે ત્યાં લાઇટ રેઈન થઈ યાનીકે ત્યાં ઓશ પડે છે એવી રીતે ઓશ પડે છે મતલબ ઇન્સાન પલડી જાય બરાબર છે અત્યારે ઓશ પડતી હોય છે ને ભારતીદીદી તમને ખ્યાલ જ હશે આ ઓશ પડતી હોય છે ને શરીરને બહુ નુકસાન કરતી હોય છે એટલે શું કે છે ઠંડીના મોસમમાં જો ઓશ પડે અને એમાં આપણે જો પલળી જો જઈએ એટલે કે ભીગી જઈએ તો શું થાય કે શરીરને નુકસાન થતું હોય છે અને આપણે તેનાથી જ બચવાનું હોતું હોય છે તેના માટે જ આપણે ઠંડીમાં શું કે છે ગરમ કપડાં પહેરતા હોઈએ છે અને અત્યારે તમારે સાંભર્યું છે જે એરિયામાં તમે જે જગ્યાએ રહો છો સુરતમાં અત્યારે ત્યાં પણ તાપમાન બહુ ઓછું આવી ગયું હશે કેટલું ડિગ્રી ટેમ્પરેચર તમારે ત્યાં છે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 ઓકે આઠડિગ્રી સેલ્સિયસ બરાબર છે અહિયાં પણ કાલે મે જોયું જ હતું દેવાંશમાં સાત આઠ ડિગ્રીની સમથિંગ ત્યાંરે પણ હતું અને આજે પણ બહુ ઠંડી વધારે જ છે જોવા મળી રહી છે અને પણ મારા મમ્મી પપ્પાને ફોન કર્યો હતો આજે કચ્છમાં તો અમારે ત્યાં પણ ત્યાં કચ્છમાં બહુ વધારે જ ઠંડી છે મે પૂછ્યું હતું એમને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 તો તેના કારણે પવન બહુ વધારે આવે તો ઠંડીના કારણે એક તો ઠંડી અને ઉપરથી પવન આવે તો તમે સમજી શકો છો કે કેટલી ઠંડ લાગતી હશે તો જે પવન ચાલી રહી છે એના માટે તો એવી રીતે ઠંડી ચાલે છે કે અમે બહાર પણ નહિ નીકળી શકતા એવી રીતે ઠંડી હવા ચાલી રહી છે જે ઠંડી હવામાં નીકળે છે ઠંડી હવાને લીધે જ બધાને શરદી જુંખામ એવી રીતે મોસમના લીધે જ થઈ રહ્યા છે તમને ખબર છે કે ઈન્દોરમાં કઈ જગ્યાએ બરફ બી પડી ગયા છે એવી રીતે સાંભર્યું છે મે ઓલા પડી ગયા છો બરફ કેમ પડી ગયો છે ઓકે મોસમમાં આ થતુ હોય છે મે એ સાંભર્યું હોય છે ઘણી જગ્યાએ આવું પણ ઘટનાઓ બનતી હોય છે બરાબર છે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

કારણ કે કેટલી બધી ઠંડી પડી રહી છે તો કાલે જ મે મારી વાઈફને જ મે વાત કરી તી બહુ ઠંડી ઓછી થવી જોઈએ આવે તો તો મારી વાઇફ મને કે મે ન્યૂઝમાં સાંભર્યું છે કે આ ઠંડી તો હજી ઓછી છે હજી તો વધવાની છે સાત તારીખની બાદ જે છે ને ઠંડી આનાથી પણ વધશે તો આવે તમે સમજી સકો છો ત્યાંરે આટલી ઠંડી છે તો એના થી પણ ઠંડી વધવાની છે હજી સાચી વાત છે ઓર ઉતરાયણ જે દિવસે ઉતરાયણ રહે છે એ દિવસ તો ઓર હવા પવન ચાલે છે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 તે દિવસે તો શું કે છે હવા હોવી જરૂરી છે કારણ કે આપણે પતંગ ઉડાડતા હોઈએ અને એજ મોસમ છે વેધર છે તેમાંતો એટલી બધી ખુશી થતી હોય છે પતંગ ઉડાડવાની પવન હોવો જરૂરી છે તો મજા કઈ અલગ જ હોય છે તે વખતે તો તમે શું તૈયારી કરી છે ઉતરાયણ માટે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

જી બિલકુલ કચ્છ જઈશ હું પુરી તૈયારીથી જઈશ

તમારે શું પ્લાનિંગ છે અમારી પણ શેમજ પ્લાનિંગ છે અમે સોચતાં કે ફરવા જઈ લેકિન અગર એવી રીતે ફરવા તો એવી રીતે મોસમ રેશે તો કઇ ફરવા તો નથી જવાનું. હા ફેમિલી હંગાથ ઉતરાયણ જરૂર મનાઈ શું પતંગ ચગાવી શું પછી લડડુ ખાઈશું ખીચડો ખાઉ છું એવી રીતે બધી પ્લાનિંગ છે

પછી હોળી છે હેને આ બધી જે તહેવારો છે ઠંડીના મોસમમાં જ સારી લાગે કારણ કે હોળી છે બિલકુલ બિલકુલ તો એ મોસમમાં જ આવે તો સારી જ લાગે ને ઉતરાયણ જો એક એવો તહેવાર છે કે પછી હોળી છે.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 તો તેને કારણે આપણે બહાર પણ ના જય શકીએ પણ ઠંડીને કારણે એ જે તડકો હોય છે એ તડકો આપણે સહન પણ કરી સકતા હોય છીએ કારણકે એ જે ઠંડીનો તડકો હોય છે ને એ સારો લાગે આપડે જીતાભાઈ એ એવી એ આજ ટીમે ટાઈમ બને છે ઊંધિયું હા બિલકુલ બિલકુલ ભારતીદીદી બિલકુલ બિલકુલ ભારતીદીદી અત્યારે ઊંધિયું હોય છે ને એ અત્યારે બઉ ગરમ હોય છે તો તેના કારણે ગરમ હોય છે ને તો આ ઠંડી માંજ આપણે ખાઈ સકતા હોયીએ છીએ. તો અત્યારે તો ગુજરાતમાં જ આપણને શું છે કે આપણે ગુજરાતી લોકોતો ઊંધિયું જ અને બાજરાનો રોટલો પછી ઓળો તમને ખ્યાલ હશે રીંગણાંનો ઓળો બનતો હોય છે તો ભળથું જેને કેવાય તો અત્યારે એ ઠંડી ના મોસમમાં જ ખવાતો હોય છે પણ એટલો સારો લાગે ને કારણકે એ ગરમીમાં આપણે ખાઈ ના શકીએ. ઠંડીના મોસમમાં જ આપણે શું છે એ બઉ ગરમ હોય છે તો બાજરાનો રોટલો, ઊંધિયું, ઓળો, બરાબર પછી ગોળ હોય છે ગોળ ખાઈ શકાય છે. તો એ અત્યારે બઉ સારો લાગતો હોય છે ઠંડીના મોસમમાં બઉ સરસ લાગે છે અને સ્વાદ પણ બઉ સારો આવે છે અને એને અત્યારે પચાવી શકાય છે ઠંડીના મોસમમાં.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 આ ટાઈમે જે વસ્તુ અમારે ખાવાની હોવે છે તે ગરમ હોવે છે આજ મોસમમાં અમારે ખાવાનું હોવે છે.

તિલની ચીક્કી છે કેટલી બધી વસ્તુ બને છે આ મોસમમાં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 નાસ્તા પાણી છે એ ડિસાઈડ કરે છે તમને તો ખ્યાલ જ હશે બાકી અત્યારના જે ઠંડીના જે ડીશીસ હોય છે બઉ સારી હોય છે તમે જે જણાયું કે ચીક્કી છે લાડુ છે મમરાના લાડુ છે પછી જે ગુડ ગોળની જે ચીક્કી બનતી હોય છે છે ને આ બધું સારું લાગતું હોય છે અને ઠંડીમાં જ ખાવાની મજા અલગ છે મેથીના થેપલા બી આજ મોસમમાં ખાવાનું હોવે છે. બિલકુલ

હા અત્યારે તો હવે શું છે ઠંડ હવે શરૂઆત થઇ છે બાકી શું છે ડિસેમ્બરમાં તો ઠંડ થોડી ઓછી હતી એવું લાગતું હતું કી નઈ નઈ ઠંડ બઉ ઓછી હશે કે આ વખતે બઉ ઠંડ પડી નઈ.

તો બઉ ઠંડી તો અત્યારે ઠંડી વધારે જ લાગી રઈ છે અને બઉ સારી છે તો ઠંડીનું મોસમ મને તો પર્ટિક્યુલર બઉ ગમે છે. હા સાચી વાત છે મેં એ બી સાંભળ્યું છે બીકાભાઈ આ વખતે ઉત્તરાયણ મોદીજી ઇન્દોરમાં મનાવશે? હા એવું ન્યૂઝમાં મેં પણ સાંભળ્યું છે કે ઉત્તરાયણ છે આ વખતે ઇન્દોરમાં મનવાના છે મોદીજી આપણે માનનીય પ્રધામમંત્રીજી તો શું છે કે ગુજરાતી છે એ પણ તો એમને પણ પતંગ ઉડાવાની એને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 આ વખતે મોદીજી અહીંયા જ રહેશે કયુંકી મેં સાંભળ્યું છે કે આ મોસમમાં મોદીજી જયારે ત્યાં ગુજરાતમાં રેતાંતા એમને સબસે બડી પતંગ જે હોતી પતંગ એ ચગાવતા મતલબ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 હા મેં પણ એવું સંભાવ્યું છે કે ત્યાં આવશે તો પતંગ આ વખતે ગુજરાતીનો ડંકો આ વખતે ઇન્દોરમાં એટલે લે મધ્યપ્રદેશમાં વાગશે. વાગશે હા બિલકુલ બરાબર છે. અને શું છે કે બિલકુલ મોદીજી તો છે ને થોડાક આપણે સમજી લોકે બઉ આમ મોજીલા ઇન્સાન છે પર્સનલી પણ એ તો શું છે કે ગમે ત્યાં જાય.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

હા મેં બી સાંભળ્યું છે ત્યાંનું રેતીનું છે જે છે રાજસ્થાન થયું ઓક એ બધી જગ્યાએ રેતી જ હોવે છે તો ત્યાં વેધર જો હોવે છે ઉનાળાનું બઉ એવી રીતે હોવે છે કે અમે ફરવા પણ નથી જઈ સકતા. એવી રીતે વેધર હોવે છે ત્યાંનું તો આ વખતે અગર ફરવા જઈએ તો બેહતર રહેશે ત્યાં માટે બિલકુલ બિલકુલ ભારતીદીદી હું તમને સજેશન એજ આપીશ બિલકુલ તમે છે ને કચ્છમાં આવો બિલકુલ ફરવા માટે અત્યારે જે સમય છે બિલકુલ બરાબર છે બિલકુલ અનુકૂળ સમય છે ઠંડીના મોસમમાં જો નીકળવું હોય ને તો જે રેતાળ વાળી જગ્યા હોય ને જે રેગિસ્તાન વાળી જગ્યા હોય છે ને તો ત્યાં તો વધારે જ અનુકૂળ હોય છે એ ઠંડીની મોસમ જ હોય છે કે તમે ફરવા નીકળી શકો છો કારણકે ગરમીમાં તો ત્યાંથી જઈ ના શકાય અમે પોતે પણ છે ને બહાર નથી નીકળી સકતા ઉનાળામાં કારણકે અમે તો ત્યાંના રહેવાસી છીએ અમને તો એટલી બધી ના લાગે પણ બહાર વાળા જે આવતા હોય છે ને તેમને ઉનાળાના દિવસોમાં તે લોકો ફરવા નથી આવી સકતા ઠંડીનું મોસમ છે ને એમના માટે અનુકૂળ હોય છે

ચોમાસાના દિવસોમાં અમારે ત્યાં શું હોય છે કે જે કચ્છનો જે અમારે રેગિસ્તાન કેવાય એટલે ચોમાસાના દિવસોમાં અમને તો પર્ટિક્યુલર એવું લાગતું હોય છે કે બધી જગ્યાની વરસાદ છે ને પુરી થઇ જાય પછી અમારે ત્યાં આવે છે એવું અમને લાગે કે બઉ લેટ થઇ જાય છે વરસાદના કારણે, ઓક મતલબ અમે ખાલી છે ને ન્યૂઝમાં સાંભળતા હોઈએ છીએ

જી અમને એવું લાગે કે ન્યૂઝમાં સાંભળતા હોઈએ છીએ કે અહીંયા વરસાદ થયો ત્યાં વરસાદ થયો ગુજરાતીમાં અહીંયા વરસાદ થયો મુંબઈમાં વરસાદ થયો પછી અમે છેને અમે તરસી જઈએ ખબર નઈ આપણે ત્યાં ક્યારે વરસાદ થશે કચ્છમાં બઉ છે ને લેટ વરસાદ થતો હોય છે ડીલેય થઇ જતો હોય છે હા વરસાદ આવતો જરૂર હોય છે પણ થોડું છે ને ડીલેય થઇ જાય અમારે ત્યાં છે ને થોડું લેટ થઇ જાય જુલાઈની સમથિંગ અડધો આવી જાય ને

એવી રીતે થાય છે મતલબ ત્યાં ગરમી વધારે રેછે રાઈટ? બિલકુલ બિલકુલ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

બિલકુલ તો તમે ફરવા આવજો બિલકુલ બિલકુલ ભીખાભાઇ તમે જે મને સજેશન આપ્યું છે હાલમાં મેં બિલકુલ ત્યાં આવીશ બિલકુલ ફરવા આવીશ હું તમારી જોડે બી મળવા આવીશ ત્યાં તમારી ઘરે જ્યાં પણ છે હું તમને કોલ કરીશ તમે આવજો હું બી તમારી જોડે મળીશ ઓકે

ઠીક છે બિલકુલ ઔર બીજું સુનાઓ મને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 ઠીક છે બિલકુલ તમે ફરવા જાઓ મોસમનો આનંદ લો ફરો ઓર હારી હારી વસ્તુ ખાઓ હેલ્ધી વસ્તુ ખાઓ જેનાથી તમે સુરક્ષિત ઓર સેફ રઈ શકો જેનાથી તમે બીમાર ના પાડો. જી બિલકુલ. જેનાથી તમે ઓફિસે જાઓ એનાથી સાચવીને જાઓ તો બઉ શરદી છે હવા ચાલે છે પવન ચાલે છે તો તમારે તમારો ખ્યાલ રાખવાનો હવે છે. ઠીક છે ભીખાભાઇ બિલકુલ બિલકુલ ઓકે ઓકે તમારી ફેમિલીનું બી ધ્યાન રાખજો તમારું બી ધ્યાન રાખજો ઓર હાચવીને રેજો બિલકુલ બિલકુલ આપ પણ આપણું ધ્યાન રાખજો આપના પરિવારનું પણ ધ્યાન રાખજો ઠંડીનું મોસમ છે તો ગરમ કપડાં પહેરવાના અને સારું સારું જે અત્યારે ખાવાનું હોય છે તો તે પણ ખાતા રેજો ગરમ ગરમ અને આપનું પણ ખ્યાલ રાખજો ઓકે જી જી બિલકુલ ઓકે ભીખાભાઇ આ મોસમમાં બધાનું તમારી ફેમિલીનું બી ખ્યાલ રાખજો તમારું બી રાખજો ઓર જયારે બી તમે કચ્છ આવો તો પ્લીઝ મને ઇન્ફોર્મ કરજો તાકી હું અહીં ત્યાં આવું તમારે જો કચ્છ જે મોસમ છે ત્યાંનો એટમોસ્ફિયર છે હું જોઈ શકું ઓકે ત્યાંનો આનંદ લઇ શકું બિલકુલ બિલકુલ બિલકુલ હું જરૂરથી તમને કોલ કરીશ હું જઈશ એટલે તમને બિલકુલ કોલ કરીશ ભારતીદીદી ઓકે ધન્યવાદ ઓકે બાય બાય

આતો કેવું છે બેન કે આપડે જોવા જઈએને તો આપડી જ life ની અંદર તમામે કેટલીય story એવી હોય છે જે motivation આપણને ખુદ ખુદ repeat કરી દે છ. બરાબર? પણ આમાં શું કે તમે motivational થવા માટે આપડે પોતાની વાત નઈ પરંતુ શું કે જીવનમાં જયારે કોઈક એવી ઘટના બની હશે ને એ જ આપડે એક story તરીકે જોવાઈ જાય. જેમ કે કોઈ સારા ખરાબ બનાવ પણ આપડે આમાં જોઈ શકીએ છે. અમુક સમય શું થઇ જાય કે બચપનથી લઇ અમ બચપનમાં જે ઘટના બની હોય ને. બરાબર? તો આપણે મોટા થઈએ તો આપણને એ એજ બાબતનો ડર રેય અને આપણને એ બાબત પણ ગમે નઈ. જેમ કે આપણે અમ ઉંચાઈથી અમુક વખત આપણને ડર હોય છે. બરાબર? એ ક્યારે હમ story કે આપણને નાના હોય ત્યારે આપણને કે ખોફ કે બઉ ઊંચું છે બઉ ઊંચું છે અમ આપણને બતાવામાં આવે ડરવામાં આવે તો એ વાત શુ કે આપણા મનની અંદર પેસી જાય છે. આપડે જ્યારે કઈ પણ એ કરવા જઈ તો આપડે દર વખતે confuse થઈએ છીએ. આપડને આમ થઇ જાય છે કે ના આ નીચે જોઇશ તો ઉંચાઈ જ લાગશે અને એ ડરના કારણે આપડે

તો એની અંદર શું સુધારો થઇ શકે છે અને તેની અંદર શું બદલાવ પણ આપડે લાવી શકીએ એવું હોઈ શકે. એમ

બરાબર હા

હા. એતો છે જ ને જ્યાં સુધી તમને ટકોરવામાં ના આવે ને ત્યાં સુધી તમે ના જાગો એવું છે. એને ખોટું તો લાગતું હશે જ્યારે એના પોતાના self respect ની વાત આવે છે આમાં. જો ખોટી રીતે એને ન ચીડવામાં આવે તો એને ન ખબર પડતી. અને જે શરીરે આગળ જઈને મોટા ભાગે મોટા શરીરમાં કંઈક ના કંઈ બીમારી બીમારીનું પ્રમાણ વધી જાય છે. પણ જો એને સમય જતા પોતાની અંદર જે સુધારો લાવ્યો જે બાબત પણ બઉ સારી જ કેવાય. કારણ કે આની અંદર જો એને મન ઉપર ના લીધું હોય તો એને કંઈ અસર પડે જ નઈ. એને ભલે લોકો કેટલુય કે તો પણ એને એમ કે અમારા ખોટી રીતે વાત થાય છે. આ એવી બાબત છે. પણ એને બી એક motivation જ કેવાય. પણ આતો જો કોઈ ધ્યાન દે તો motivation કેવાય ના દે તો એમના માટે નથી. કારણ કે આવી બધી બાબતો આપડા માનવા ન માનવા પર હોય છે. તમે કઈ ચીજને ગ્રહણ કરો છો અને કઈ ચીજને ગ્રહણ કરતા નથી એ બધું અંદર ઉતારી દેવામાં આવે છે. જો તમે accept કરો તો સારું કેવાય.